શેલ્ફ માં ઘણા-બધા પેકેજ બેકરી ઉત્પાદનો જેમ બ્રેડ બિસ્કીટ રસ્ક જેવા છે.

ટ્રેનના સંચાલન માટે ઉપયોગી છે કેબિન ના બહારે પણ દેખાય છે જેમાંથી પ્રકાશ આવી રહ્યા છે.

ટેન્ટ ના છત સફેદ અને પીળા રંગનું કાપડાથી સજાવવામાં આવ્યું છે.

આ ચિત્રમાં એક દુકાન અંદરનો ભાગ દેખાય છે જેમાં ઘણા છાંચવીવો પર વિવિધ ખાદપારનું સામાન છે.

સા સૌથે ઉપર છાછલી પણ ચોકલેટ અને અન્ય વસ્તુઓ છે નીચેના છાજલી ઉપર કોફી અને નાના-નાના વસ્તુઓ પણ છે.

ઇકો ટુરીઝમ કેમ્પ સાઈટ દર્શવવામાં આયવી છે તેમાં જંગલ જેવી લીલછમ જગ્યા ગોઠવાયેલી છે.

જ્યાં એક રસ્તો દેખાય છે રસ્તાની બાજુમાં ઝાડ અને પામ વૃક્ષ છે.

દુકાન પર મોટા અક્ષરોમાં દવા ઇન્ડિયા જનરિક ફાર્મસી લખેલું છે.

કેટલાક ઉત્પાદનો પર સત્વમ નેચરલ્સ અને પણ દેખાય છે.